આ બસ છે બસ પર બધા બેઠેલા છે મજૂરો બેઠેલા છે નીચે માણસો ઊભેલા છે બસ રસ્તા પર ઊભી છે.

મઁદિર છે મઁદિર ની બાજુમાં તાર અ ઇલેક્ટ્રિક નો તાર છે.

આ ફોટામાં અ કોઇ મંડ મંડપ છે મંડપમાં બધી ખુરસીઓ મૂકેલી છે અ કોઇ લગન પ્રસંગ હોઇ એવુ લાગે છે.

આ ફોટા મા ઝાડ છે ઝાડની વચ્ચે ફૂલ છે એ ફૂલ તમારે અ અહિયા માણસ હાથમાં ઊભેલો બતા કોકને બતાવી રહ્યો છે.

આ કોઈ હોટલ નો બેડરૂમ લાગે છે જે કપલ માટે બનાવ્યો છે.

અને એની ઉપર લાઇટ ના પ્રકાસ પડી રહ્યા છે.

દુકાન ની અંદર બધા ખરીદી કરવા ગયા હોય એવું લાગે છે.

અંદર આ ખોદકામ ચાલી રહ્યુ છે.

આ કોઈ બાકડા છે અને બાંકડામા અ વાઈટ કલર ના છે.

આ કોઈ લગ્નની ચોળી છે.

યોગા કરી રહ્યા છે જેનું નામ --

અને બ્લેક કલર ના બારણાં છે.

આ કોઈ જાન જતી હોય એવુ લાગે છે અને જાનમા જાનીઓ નાચે છે.

બાજુમાં વ્હાઇટ કલર ની ડોલ મૂકેલી છે અને ઢાબા પર ઊભેલો દેખી ર દેખાય રહ્યુ છે.

જે કોફી કલર નું છે વચ્ચે રમતનું મેદાન છે અને આજુ-બાજુમાં પાંચ માળના ફ્લેટ છે. ""

ઝપસન્યા દેખાય છે.